એ મુખ્ય પ્રવેશદ્વાર પાસે લોકો ઊભા છે અને બગીચામાં રંગોના ફૂલો અને છેડો દેખાઈ રહ્યા છે.

આ ચિત્રમાં વિદ્યાર્થીઓ એક અંગત અભ્યાસ રૂમ માં પો-પોતાના કોમ્પ્યુટર બેઠેલા છ --

આ ચિત્રમાં કાળા દ્રાક્ષ ઘણા મોટા નોરમાં પત્ર પણ ગોઠવેલા છે.

દરેક વ્યક્તિ પોતાનું કામ શાંતિ રીતે કરી રહ્યું છે અહીં મોટા અને નાના લોકો પણ જોઈ શકાય છે.

પાણીનો પ્રવાહ સ્ટેશ છે અને આસપાસ લીલા ઝાડો અને હરિયાળી--

આ સ્મારક આપણી સંસ્કૃતિ અને સુર્વરથી છે.

આ તસવીરમાં આપેલા એક વિ વિશાળ પથ્થરના ટાઈલ વટે બંને માર્ગ જોઈ શકાય છે.

આ ચિત્રમાં લોકો તાજીયા સાથે ઉભા છે જે મોહરમના પ્રસંગે શ્રદ્ધા અને સમાનતામાં લઈ જવામાં આવે છે.

આ ચિત્રમાં એક મોટી ટ્રક અને જુના મશીનો ઉભા રસ્તા કાચે છે.

જેની બાજુમાં લાકડાની લાંબી ક્રેન મશીન ઊભી છે પાછળ એક યાર્ડ જેવું લાગે છે.